જમ્પિંગ ઉપર ઘણા બાળકો જમ્પિંગ જેક કરી રહ્યા હોય એવુ પણ આપણને દેખાઇ રહ્યુ છે.

બહારના ભાગમાં ઘણી બધી બારીઓ આપણને દેખાઈ રહી છે.

યોગા કરતી હોય એવી સ્ત્રીઓ માંથી બે સ્ત્રીઓ પિંક કલર ના મેટ ઉપર ઊભી છે.

એના આગળના ભાગમાં એક મોટરસાયકલ ઊભીલી હોય એવું દેખાઈ રહ્યું છે.

તળાવની બાજુમાં બે નાળિયેરીના વૃક્ષો ઉભા હોય એવું દેખાય રહ્યું છે.

આજુબાજુ ઘણી લીલોતરી પણ દેખાઈ રહી છે.

એ ગ્રાઉન્ડ માં ઘણી બધી ગાડીઓ પાર્ક કરવામાં આવેલી છે.

આ શોપિંગ સેન્ટર માં વિવિધ પ્રકારના પંખાઓ મળી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે.

અહીં આગળ આપણને એક સરસ મજાની સ્ટોર નું ચિત્ર જોવા મળી રહ્યું છે આ સ્ટોર ના ઉપરના ભાગમાં નાની મોટી લાઈટ્સ લાગેલી દેખાય છે.

એક મંદિર સફેદ કલર નું દેખાઈ રહ્યુ છે જ્યારે બીજુ મંદિર પીડા કલર નું દેખાઈ છે.

આ સ્ટેજ ઉપર એક બાળકી જે ભરતનાટ્યમના કપડા પહેરેલી છે એ આગળ વધી રહી છે.

પેટ્રોલ પંપ ની આજુબાજુ મસ્ત મજાના વિશાલ વૃક્ષો પણ ઉભા હોય એવું દેખાઈ રહ્યું છે.

આ ફોટો સ્ટુડિયોનું ચિત્ર હોય એવું દેખાઈ રહ્યું છે.

આ સ્ટુડિયો ની અંદર ઘણા બધા ચિત્રો લાગેલા જોવા મળી રહ્યા છે.

ચિત્રની પાછળની જે દીવાલ છે એ સરસ મજાની લાલ રંગથી રંગાયેલી છે.

એક્ઝિબિશન માં બાજુમાં સાઇડ ઉપર નાના નાના કાઉન્ટરો દેખાઈ રહ્યા છે.

કોફી કલ્ચર ની અંદર બે માણસો કોફી પી રહ્યા છે.

અહીં બાજુમાંથી એક રસ્તો પસાર થઈ રહ્યો છે અને એ રસ્તા ઉપર વચ્ચોવચ ડિવાઇડરો પીળા અને બ્લેક કલર થી રંગવામાં આવેલા છે.

એક ગ્રીન કલર નો એક લૉગો પણ ડોરવામાં આવે છે જેનાથી ખ્યાલ આવે કે તે પ્યોર વેજીતેરિયન છે.

આ ઘોડીયો ઉપર ઘણી બધી પ્રોડક્ટસ ને મૂકવામાં આવેલી છે.

મેન ગેટ ની ઉપર એક મસ્ત મજાની બારી છે બારી ઉપર છાજિયુ છે.

રમતના મેદાનની પાછળ આપણને ઝાડીઓ ઝાખરાઓ દેખાઈ રહ્યા છે.

ગુડ સેન્ડવીચ સ્ટ્રીટ નું આપણને ચિત્ર જોવા મળી રહ્યું છે.

એના ઉપર આપણને એક્ઝોસ્ટ ફેન લાગેલો હોય એવું પણ દેખાઈ રહ્યું છે.

સર્કલ ની પાછળના ભાગમાં એક બિલ્ડીંગ આવેલી છે.

જેઓ રેલિંગ સાથે પોતાના બે પગ અડાવીને ઉભા છે.